હા એકદમ ખબર પડી ગઈ અને Thank you so much તમે મને આટલું સમજાવ્યું Most welcome આજ નો મારો topic છે Best-Friend શ્રેષ્ઠ મિત્ર. એક કહેવત કહું આજે કે જરૂરત માં રહે હાજર એ ખરેખર મિત્ર હોય છે. અને આ એક્દુમ સાચી કેહવત છે. શ્રેષ્ઠ મિત્ર માં માથા થી લઈને તમામ ગુણ હોય છે. એક સારો મિત્ર હમેશા તેના મિત્રો પ્રત્યે વફાદાર હોય છે. કોઈની સાથે મિત્રતા કરવી સહેલી વાત છે. પણ વફાદાર મિત્ર રાખવા બૌ જ અઘરા હોય છે. સારા મિત્રો આદુનિયામાં ખૂબ જ દુર્લભ અને અનન્ય બન્યા છે. મિત્ર વિષે પ્રસિદ્ધ કહેવત કે જરૂરિયાતમાં રહેલો મિત્ર કાર્યક્રમ શ્રેષ્ઠ મિત્રને એકમાત્ર મિત્ર હોય છે. સિને તમારે તમારા બાકીના મિત્રો કરતા વધુ મહત્વ આપો છો. તમારા ઘણા મિત્રો હોઈ શકે છે, પરંતુ તમે તમારા શ્રેષ્ઠ મિત્રને વધુ પ્રાધાન્ય અને મહત્વ આપો છો. એવું માનવામાં આવે છે કે શ્રેષ્ઠ મિત્ર વિના જીવન અધૂરું બની જાય છે. શ્રેષ્ઠ મિત્ર તે વ્યક્તિ છે જેના પર તમે વિશ્વાસ કરો અને માનો છો કે તેઓ તમને ક્યારેય નિરાશ નહીં કરેં.

કેટલી વાર તમે તમારા શ્રેષ્ઠ મિત્રથી કેટલીક વાતો છુપાવ છે, પરંતુ તે તમારી આંખોમાં જઈને બધું બતાવે છે કે તમે એમાંથી શુ થયું તમારાં મનમાં શુ ચાલી રહ્યું છે અને તમે એમાં થી કઈ રીતે બહાર આવી શકો change નહિ થાય. એક માત્ર વ્યક્તિ છે જેને તમે મજાક ઉડાવ છે. પ્રવાસની મુલાકાત લેવા અને તેમની સામે party કરું છું અને બાકી બધું વગેરે વગેરે મિત્ર જીવન નો એક મહત્વનો ભાગ છે. તમે બધા મિત્રો છે, પણ દરેક મિત્ર સરખા નથી હોતા દરેક વ્યક્તિ ને જીવન માં હંમેશા કોઈ ખાસ મિત્ર હોય છે. મારા જીવનમાં મારો એક પણ ખાસ એક ખાસ મિત્ર પણ છે. અને હુ તેને શ્રેષ્ઠ મિત્ર માનુ છે. અમે ત્રણ હા તીજા ધોરણ થી સાથે ભણીએ છીએ. અને સાથે વાંચીએ છીએ. તે મારા પાડોશમાં રહે છે અને સાથે ઘણો સમય વિતાવ્યો છે. પૃથ્વી પર ની એક વ્યક્તિ. જે તમને તમારા માતા પિતાની જેમ સમાન પ્રેમ અને સમર્પણ આવશે તે તમારા શ્રેષ્ઠ મિત્ર છે. અને અમે મને એક સરખી સાંભળીએ છીએ. અમે એક સમાન પાડોશમાં રહીએ છીએ. અને મારો શ્રેષ્ઠ મિત્ર અને હું એકબીજાને ગમતી વસ્તુ કરતા જાણ્યા સે તમે જ મારી તમારી જીવનનો આનંદ લઇ ને. એક અદ્ભૂત જોડી બનાવી છે. મારા જેવા શ્રેષ્ઠ મિત્રને કારણે મારું જીવન સરળ બને છે અને કોઈપણ મુશ્કેલી પરિસ્થિતિમાં અમે એકબીજાને ટેકો આપે છે. હું કોઈ પણ મુદા હોઉં માંરા best friend નું અને મને તમામ sports આપી ને પ્રોત્સાહન આપે છે. જયારે હું કૈક હાસિલ કરું છું ત્યારે તે સૌથી વધુ ખુશ થાય છે. ને સાથે સાથે મારા કરતા વધારે પણ એ વધારે ખુશ થય છે. મારા શ્રેષ્ઠ મિત્રને વ્યક્તિગત રીતે તરીકે સુધારવા માટે પ્રોત્સાહિત કરેં છે. અમે અમારા અઠવાડિયા નું આયોજન કરીએ છીએ અને સાથે સમય પસાર કરીએ છીએ. મારુ શ્રેષ્ઠ મિત્ર એ વ્યક્તિ જેને મને જે મને ઉત્સાહિત કરેં છે અને તે વ્યક્તિ જેને હું પ્રેમ કરું છુ. અને તેની કાળજી રાખું છું મારો શ્રેષ્ઠ મિત્ર. દેખો હોય છે. કયો છે મારા જીવનમાં મારા best friend નું સ્થાન કોઈ નહીં લઈ શકે અને આની હું ખાતરી આપું છું. મારા પરિવાર સિવાય મારા જીવનમાં જે ખાસ વ્યક્તિઓ છે. તે મારો શ્રેષ્ઠ મિત્ર છે. તેમના વિષેમાં થોડા શબ્દોમાં લખવું અશક્ય છે. એ અને હું છેલ્લા બે વરસો થી મિત્ર છીએ. તે માત્ર મારો benchmate નથી પણ મારા પાડોશી પણ છે તેમને મારી કહી શકો છો. અમે tiffin પુસ્સતકો સાઇકલ અને સૌથી અગત્યનું વિચારો તેવી ઘણી બધી વસ્તુઓ એક સાથે share કરીએ છીએ. અમે સાવ નવા ટ્રેનિંગ સાયકલ ચલાવા જઈએ છે. હમને બન્નેહી રોજ કસરત કરેં ગમે છે. નીતિ અભ્યાસની સાથે sports માં પણ ખૂબ હોશિયાર છે. તે અમારી શાળા ના ફૂટબોલની team નો captain છે.

પણ સારી રીતે બોલી સકે છે. તે તેને વર્તમાન બાબતોને technology થી update રાખે છે. અને આ વસ્તુ ની સાથે સાથે તેને પાસે ઉપલબ્ધ સમયનો પાઠનો ઉપયોગ કરવાની ગુણવત્તા પણ છે. ક્યારે પોતાને મોબાઇલ અને ટીવીમાં વ્યસ્ત રાખતો નથી. તેના બદલે તે આ સમય નો ઉપયોગ જમીન ઉપયોગ અને સાહિત્યના પુસ્તકો વાચવા માટે આ બધો સમય માં નીકળે છે. તેને swimming, interface, internet surfing, skating વગેરે જેવી નવી કુશળતા મેળવવા માં રસ છે. અમે સાથે સાથે અભ્પયાસ પણ કરી શકે છે અને તે મારા જેવા વ્યક્તિ માટે સારા શિક્ષક તરીકે વર્તે છે. તે દરેક સારી અને ખરાબ પરિસ્થિતિઓ મારી સાથે રહે છે. પીયૂષ બધી ખરાબ વસ્તુમાંથી દૂર રાખે છે. તેની પાસે સ્વભાવની સમાજ છે. તે તેના માતા પિતાને ઘરે અને શાળામાં શિક્ષકોની મદદ કરવા માટે પૂરતો પ્રતિભાવ છે અને તે માટે તે ખૂબ ઉતાવળીયો હોય છે. તે શ્રદ્ધાથી મિત્રો બનાવી શકે છે. અને તે પોતાની આસપાસના લોકોને હમેશા ખુશ અને તનાવ મુક્ત રાખે છે. તેમનાને વ્યક્તિ તો ઉત્કૃષ્ટ છે. કોઈ પણ વિષય ને સરળતા થી સમજી શકે છે. મને તેના પર ખૂબ ગર્વ છે અને એના જેવા મિત્ર મળવા માટે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. ભગવાન તેમની બધી મનોકામનાઓને પૂર્ણ કરે. એક કહેવત. માઝી ખાનની જરૂરિયાત માં રેહવા વાળા મિત્રો ખરેખર મિત્ર હોય છે. તે વાત સાચી છે અમે ક્યારે કોઈ બાબતે ઝઘડો નથી કર્યો. અને મેં પન પંદર વરસ ની તેની ઉમર સાથે મારા વર્ગ માં વાંચે છે અને વર્ગ માં એક બીજા ની બાજુ માં જ બેસીએ છીએ. અમે એકબીજાને ખૂબ પસંદ કરેં છે અને કેટલીક વાર આપણે એકબીજા માટે કપડા ઉપયોગ કરીએ છીએ. તેને મદદની જરૂર હતી ત્યારે તે મદદ રૂપ સાબિત થયો છે અને ખૂબ બુદ્ધિશાળી છોકરો છે અને તે એક સ્પષ્ટ છોકરો પણ છે. અભ્યાસ રમત ગમત બન્ને માં એની કમાન છે. તે ખુબ જ વેવસ્થિત અને સારી રીતે વર્તે છે. તે મધુર બોલે છે તેની રીતે સારી રીત ભાત છે. તે કોઈ પણ કરતા વધુ હસાવસે એવી મને ચોક્કસ ખાતરી છે. તેને રમત ગમત ની સ્પર્ધા માં ખુબ જ ઇનામો જીત્યા છે.

અને તેઓ તેના વાળ ખૂબ જ પ્રેમ કરેં છે. તેની માતા મને તેમના પુત્રની જેમ જ પ્રેમ કરેં. મને ખૂબ ગમે છે, કારણ કે તે બુધ્ધીશાળી હોવા થી સાથે સાથે સારો ખેલાડી પણ છે અને માતાપિતા, તેના માતા, પિતા, શિક્ષકો અને તે અન્ય ખૂબ સારી રીતે વર્તે છે. તેને કોઈ ખરાબ તેવો નથી જ્યાં સુધી હું તેને જાણું છુ. તે સમયસર શાળા એ પોચે છે.

અને તે હમેશાં ગરીબ અને elderly લોકોની મદદ કરેં છે. મિત્ર એવો હોય કે જે આપણને ખુશીમાં અને મુશ્કેલીમાં સાથ આપે છે. વિશ્વમાં બધા જ વ્યક્તિ ને એક સાચા મિત્ર એક સાચા અને સારા મિત્ર ની જરુર હોય છે. સાચી મિત્રતા સાચી મિત્રતા જીવન માં એક વરદાન રૂપ હોય છે. જો આપણા જીવનમાં મિત્ર નથી તો એના વગર જીવું જીવંત જુઓ અને એ પૂરું સુનું સુનું થઈ જાય છે. મારી શાળા માં મારા ઘણા બધા મિત્અરો છે. મારા ઘર ની અજુ બાજુ પણ ઘણા સારા મિત્રો છે. પણ હું સંજય ને માત્ર ને માત્ર મારો એક્દુમ સ્રેઠ મિત્ર માનું છુ તે એક સંયુક્ત પરિવારમાં રહે છે અને તેના માતાપિતા દાદાજી નાની બહેન પણ છે.

અમે બન્ને સાથે હોય ત્યારે અમને ખુબ જ મજા આવે છે. મારી mummy કહે છે કે જ્યારે સાચો મિત્ર હમેશા સાચો રસ્તો બતાવે છે. સાચો રસ્તો બતાવે છે અને હંમેશા સાચું જ્ઞાન આપે છે. હું ખૂબ ભાગ્યશાળી છું કે મને રાહુલ જેવો મિત્ર મળ્યો છે. મને ભગવાને એક જ પ્રાર્થના છે કે અમારી મિત્રતા આમ જ બની રહે. અમારામાં કોઈ પણ જાતનો ફેરફાર આવે નહીં અને આ રીતે રીતે હું એક કવિતા બોલું છું શાયરી સમજી લો. દોસ્ત એ નથી હોતો જે message કરી ને મળવા આવે પણ દોસ્ત તો એ હોય છે જે ઘરે આવીને message કરે કે ચલ બહાર આવી જા અપડે રમીએ. મારી યાદો ની ચોપડી માં એક પાનો તમારાં નામ નો જરુર રેહશે. જ્યાં સુધી ધડકતો રેહશે આ દિલ ઝીંદગી માં ત્યાં સુધી આ yaar મુશ્કિલ માં સાથ આપવા તારા કામ નો હશે. दोस्ती कभी दोस्ती कभी खास लोगो से नही होती है लेकिन जिनसे होती है वाही लोग खास बन जाते है જો દોસ્તી તૂટશે તો માં વિખરાઈ જશે. આ કઈ તમારાં વાળ નહી કે set થઇ જશે. પકડી લો હાથ એનો જે આપની ખુશી આપે નહીં તો રડતા જ઼િંદગી આખી વીતી જશે. આભાર

હા હમણાં આ બાજુ તમારા વિસ્તારમાં ફરવા આયવી તી એ માટે ફોન કર્યો કર્યો તમને કંઈ નય હમણાં આણંદ આયવી છું, બોવ ટાઈમ પછી આવી છું તો કઈ આઈડિયા નથી, શું કરવું શું ના કરવું એમ હજી ગઈકાલે જ આયવી છું, શું કરો તમે

બસ એમજ ફરવા આયવા છીએ

હા શાંતિ ચાલે બસ કઈ નય ક્યાં છો તમે હમણાં એવું ચાલો તો નાસ્તો કરવા જઇયે, ચાલો તો નાસ્તો કરવા જઇયે એમ હમ હમ્મ, નાસ્તો કરવા લેવા જવું છે કે ઓનલાઇન ઓર્ડર કરી દેવો છે આપણે હમણાં તો મેં આવી છું અને મારી રૂમ પર બેઠી છું તમે કહો તો ત્યાં તમારા રૂમ પર આવીને પછી આપણે ઓનલાઇન ઓર્ડર કરીએ હમ્મ કઈ એપ્લિકેશન થી ઓર્ડર કરીશું આપણે તમે ઝોમેટો એપ્લિકેશન નો યુઝ કર્યો છે કે

બરોબર, તો કેટલા ટાઈમ માં ફૂડ ડિલિવરી કરી આપશે, ઝૉમેટો મા કઈ ટાઈમ લિમિટ હોય છે. બરોબર તો કેટલા વિસ્તાર સુધીનો એરિયા માંથી કયા કેટલા વિસ્તાર સુધીના એરિયાનું રેસ્ટોરંટ સિલેક્ટ કરી શકીયે આપડે મતલબ કે પાંચેક કિલોમીટર સુધીનો એરિયા કવર કરતા હશે કે એટલા એરિયા સુધીમાં જે ભી હોટેલ, રેસ્ટોરન્ટ આવતું હોય અથવા કેફેસ આવતા હોય એને ફૂડ ડિલિવરી કરી શકે બરોબર હમ્મ હમ્મ

બરોબર, તો તમને કોઈ આઈડિયા ખરો કયું ફૂડ બેટર રહેશે કઈ રેસ્ટોરન્ટનું કઈ જગ્યાનું હમ્મ કઈ નહિ તો આપડે બંને મળીને ડિસ્કસ કરીને કોનફોર્મ કરીએ શું ફૂડ ખાઈશું એમ હમ્મ તમે કોને તમારા મત મુજબ શું ખાવું જોઈએ અત્યારે કઈ જગ્યાની બેટર હોય છે કેટલા શોર્ટ ટાઇમમાં કયો ઓર્ડર મળી શકે

હમ્મ હાલ તો હું વિદ્યાનગરમાં જ રહેતી છું વિદ્યાનગરમાં એટલે વિદ્યાનગરને એકોર્ડિંગ જે નજીકમાં હોય રેસ્ટોરન્ટ અથવા કેફે તો તમે જણાઈ આપો એ પછી ફૂડ કવ કે કઈ જગ્યા નું ફૂડ બેટર રહેશે, પઇ અમને સજેસ્ટ કરો એટલે કવ મેં

લે આપડે ઝોમેટો પર ઓર્ડર થયો, કેમ કે ક્યાંય જાવાનો ને સર્વિસ માં રાહ દેખાવા નો, એ આપડે સમય બરબાદી નથી કરવી, ને શાંતિ થી આપણે રૂમ પર આપણને જમવા નું મળી રેતુ છે. તો પછી બાર જવાની કઈ જરૂર છે નહિ તો પછી તામે

મતલબ આપડે જંક ઓકે જંક ફુડ કંઈ ખાવું હોય તો જંક ફૂડ માટે મેકડી છે પછી કેફેસ છે કેજ અ કેએફસી છે પછી કોઈ પીઝા હટ છે પોપટોસ એવું બધું હવે અવેલેબલ હોય છે

ઓકે અને નોનવેજ અ નોનવેજ અ મળી રહેશે નોન વેજીટેરિયન ફૂડ મળી રહેશે અને એના સિવાય બીજા કોઈ ઓપ્શન હશે ઝૉમેતો માટે મતલબ કે મારે નોનવેજ ફૂડ ઓર્ડર કરવો હોય તો જો ઝૉમેતો માં જાનેમન રેસ્ટોરન્ટ એ બીજો કોઈ ઓપ્શન છે

હા એટલા માટે તો મેં તમને મને વિદ્યાનગર કે આણંદ નો કોઈ આઈડિયા છે નહીં, મેં હમણાં આ વિસ્તારમાં નવી છું એટલા માટે તમને સજેસ્ટ કરવા કહેતી છું કે કઈ જગ્યા નું બેટર રહસે તો આપણે ઓનલાઇન જોમેટો પર ઓર્ડર કરીને મંગાવી શકીએ હા એટલા માટે તો બોલતી છું કે ઓનલાઇન ની અંદર જંક ફૂડ માટે મેકડી છે એ બધા માટે કેટલો ટાઈમ લાગતો હોય છે તમને કોઈ આઈડિયા ખરો મેક્સિમમ અડધો કલાક અડધો કલાક જેટલો સમય લાગતો હોય છે

ઓકે ઓકે

હા ફૂડનો ટેસ્ટ ઘણી જગ્યાએ બેટર નથી હોતો ઘણી જગ્યા એ પછી ફ્રેશ ફૂડ ના હોય અથવા કોલ અને કોન્ટીટી ભી નહિ હોતી જેટલો પ્રાઈઝ આપે એટલે કોન્ટીટી નહિ હોય બધા બહુ કવેરીઝ થતા હોય એટલે કોઈ એક્સપિરિયન્સ પર્સન નો આઈડિયા લેવા માંગતી હતી એટલે તમારી પાસે સજેશન માં લવ છું ઓકે હમ્મ હમ્મ અત્યારે આપણે ઓર્ડર કરવું હોય નાસ્તો જેમ કે આલુ પરોઠા છે કોલ્ડ્રિંક્સ છે કઈ ભી ઓર્ડર કરવું હોય તો કઈ જગ્યા નું બેટર રહેશે

ઓકે અને જેમ તમે જેસી તે પરાઠે સજેસ્ટ કર્યું એમ જેસી દે પરાઠે મા ખાલી આલુ પરોઠા એક જ હોય છે બીજા કોઈ પરાઠા આપડે

ઓકે જસસી દે પરાઠે મા. ઓકે મારે ઓર્ડર કરવો હોય ઓનલાઇન ઝૉમેટોમાં તો કંઈ પ્રોસેસથી ઓર્ડર કરી શકું મતલબ કે પહેલા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરું પછી બધી

મતલબ કે સેફ અને સિક્યોર રહેશે કે પછી એવઈ કોઈ બી

ઓકે મતલબ કે સેફ એન્ડ સિક્યોર એપ્લિકેશન છે અને મારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ ક્યાંથી કરવાની ઓકે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરું ત્યારબાદ મારો મોબાઇલ નંબર એડ કરીને મારે લોગીન કરવાનું હોય છે મારા નામથી લોગીન કર્યા બાદ મારે સિલેક્ટ રેસ્ટોરન્ટ સિલેક્ટેડ ફૂડ સાથે ઓર્ડર કરી શકું મેં

ઓકે હમ્મ ઓકે અને આપણે કોઈ વખત ઓર્ડર કરીએ તો ઓર્ડર ચેન્જ થઈ જાય એવી ક્વેરીજ તો નથી હોતી ને

મેક્સિમમ અને પંદર થી વીસ મિનિટ મારો ઓર્ડર મારા ટાઈમે મારી જગ્યાએ મારા સેન્ટર ઉપર પહોંચી જાય એ રીતે એ શ્યોર છે હે ને

બરોબર તો હમણાં આપણે સિલેક્ટ કરીએ કે શું ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવો છે અને એના અકોર્ડિંગ આપણે રેસ્ટોરન્ટ ભી ચુઝ કરીએ તો તમે સજેસ્ટ કરો અત્યારે આપણે શું ફૂડ ઓર્ડર કરવો છે હમ્મ ફિલહાલ અ હોમ સ્ટાઇલ ફૂડ હોમ સ્ટાઇલ ફૂડ બેટર રહેશે ફૂલ થાળી જમવાની હોય ઈ કેમકે અત્યારે સમય થઈ ગયો છે જમવા માટેનો સાડા અગિયાર થવા આવ્યા છે એટલે આપણે ઓર્ડર કરીએ બાદ બાર વાગ્યા જેમ આપણી સુધી આપણે જે ફૂડ ઓર્ડર કર્યું છે આપણા સુધી પહોંચશે તો આપડે ફુલ ડીશ જ ઓર્ડર કરવી એ બેટા રહેશે બરોબરને હા તો ફૂલ ડીસ ઓર્ડર કરવા માટે કયું રેસ્ટોરન્ટ બેટર રહેશે એ સજેસ્ટ કરી શકો તમે? ઓકે હલો હમ્મ અત્યારે મેં પણ ઝોમેટો એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યું અને મે ભી સર્ચ માર્યું છે મેં તમને સજેસ્ટ કરેલી જે છે ફૂડ ફૂલ ફૂડ ફૂલ ડીશ માટેની જે સિલેક્ટ કરેલી એપ્લિકે રેસ્ટોરન્ટ છે એ બાત જણાવી આપૂ છુ તો સજેસ્ટ કરો કે આમાંથી કયું બેટર રહેશે ઉમ્મ અ પ્રેઝન્ટ રેસ્ટોરન્ટ છે હોટેલ આણંદ કોર્નર છે, સાઈગીત સ્નેક્સ છે અ પછી ફૂડી કોર્નર છે કેકિતો ફૂડ જોન છે શાહી તવા ફ્રાય છે કશ્મીર હોટેલ શક્તિ સેન્ડવીચ શોપ એકસ્ટ્રા એકસ્ટ્રા બધી બોવ શોપ અ છે ફૂડ સેન્ટર તો તમને સજેસ્ટ કરો કે કઈ બેટર રહેશે આપણા માટે જે સૉર્ટ ટાઈમ માં ડીલેવરી થાય ને ટેસ્ટ પણ બેટર હોવો જોઈએ ને કોન્ટીટી પણ હોવી જોઈએ જે રીતનું આપણને સિલેક્ટ કરી શકીએ અને બેટર હોય એ પ્રમાણે તેમા સજેસ્ટ કરો

ઓકે તો તમે મને પ્રેઝન્ટ રેસ્ટોરન્ટ સજેસ્ટ કર્યું એમ ને હમણાં ઓકે અને તમે મને જે પ્રેઝન્ટ રેસ્ટોરન્ટ સજેસ્ટ કર્યું તો એમાં તો ફૂડ ડિલિવરી ફોર્ટી મિનિટસ બતાવે છે તો એ અવેલેબલ રહેશે હમણાં ફોર્ટી મિનિટસમાં ઓકે ને ફોટી મિનિટસમાં એ લોકો આપણને પ્રોવાઇડ કરે છે ફૂડ અન તો તમને કોઈ દિવસ આ પ્રેઝન્ટ રેસ્ટોરન્ટ માંથી સનોજ મતલબ ફૂડ ઓર્ડર કરવા માટેનો એક્સપિરિયન્સ કરો ખરો ઓક તો તમે જણાવી શકો કે ત્યાંનું ફૂડ કેવું હોય છે ટેસ્ટ કેવો રહે છે

ઓકે તો ત્યાં ઓકે ઓકે તો તમે મતલબ કે તમે પ્રેઝન્ટ રેસ્ટોરન્ટ માંથી ઓર્ડર કર્યો છે અને તમને એનો એક્સપિરિયન્સ બી છે. બરોબર. ઓકે મતલબ હેલ્થી ટેસ્ટી અને કમ્પલેટ હોય છે ફૂડ ઓકે મતલબ હેલ્થી હોય છે અને ફેમિલી હા હમ્મ

હમ્મ ઓકે ઓક એ મતલબ કે એ જે આપણે પ્લેઝરનો હોટેલમાંથી ઓર્ડર કર્યો છે એ પરફેક્ટ રેસ્ટોરન્ટ છે આપણે ફૂડ જ્યાંથી ઓર્ડર કરી શકીએ એ માટેની કન્ડિશન ધરાવતું ઓકે તો વાંધો હમ્મ હમ્મ

ઓકે સિંગલ ચુસ બી કરી શકે છે સિંગલ અ તમ તમારો અત્યારે શું મંતવ્ય છે તમે શું કહેવા માગશો કે અત્યારે ફિક્સ થાળી ઓર્ડર કરવી છે કે કઈ સિલેક્ટેડ વેજીટેબલ સિલેક્ટેડ સપાટી સિલેક્ટ કરીને ઓર્ડર કરવો છે હમ્મ હમ્મ હમ્મ હમ્મ નહિ વેજીટેરી આવે ઓકે હા એગ્રી છું તમારી વાત સાથે ટેસ્ટ બેટર હોય છે પણ વેજીસ આપણને પસંદ હોય નય હોય સેકન્ડ ઓપ્શન છે ઓક વાંધો નહીં ચલો તમે સજેસ્ટ કરો જે ફૂડ એ આપણે સિલેક્ટ કરીએ તો કયુ બેટર રહેશે તમારા મ અનુસાર કયું ઓકે સમજી વન વેજ બિરયાની ઓકે અને સબ્જી માટે કયું બેટર રહેશે અ બસ અ આપણે કોમન છે કે પનીર છે એ થોડું હેવી ફૂડ થઈ જાય છે ને ટેસ્ટ અને અકોર્ડીંગ તો પનીર એ બેટર રહેશે પનીર તો હોવું જોઈએ અને સેકન્ડ બે સબ્જી તો જોશે જ કેમકે અત્યાર સુધી એક સબ્જી પર ખાવામાં મજા આવતી છે નહીં તો સેકન્ડ ઓપ્શન સબ્જી તો જોશેજ તો બે સબ્જી સિલેક્ટ કરવી જોઈએ તો એક પનીર હોય કાજુ પનીર હોય અથવા કોઈ વેજીસ હોય એ સિલેક્ટ કરી દે દઈએ જોડે બીજું કઈ સિલેક્ટ કરીએ

ઓકે તો મતલબ કે આપણે એક વેજીસ જે સબ્જી છે એમાં એક પનીર માટે માથી સિલેક્ટ કરીશું અને એક વેજીટેબલ્સ માંથી સિલેક્ટ કરીશ ને રોટલી તમે કેવી ખાશો તંદૂરી નાન અ નોર્મલ ઘઉંના લોટની રોટલી અ પ્લેન ચપાતી ઓકે વિથ બટર વિધાઉટ બટર ઓકે હા હા હા હા ઓકે પ્લેન ચપાતી કાજુ પનીર એન્ડ અ દૂસરી બીજી કઈ સબ્જીના એડ કરવાની છે મારા મત મુજબ તો મિક્સ વેજીસ કેવું રહેશે એવરી વેજીટેબલ મિક્સ એન્ડ મટર હમ્મ હમ્મ ઓકે તો એક કાજુ પનીર મિક્સ રાખીયે એક કાજુ પનીર કરીએ એક મિક્સ વેજીટેબલ કરીએ ને પ્લેન બટર ચપાતી અ એક્સ્ટ્રા ચપાતી કેટલી એડ કરવાની છે તમારા માટે ઓકે ચાર ચપાતી ને રાઈસ કયા ટાઇપના તમને લેશો

આપણે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત તો પહેલા જ ભૂલી ગયા સ્ટાર્ટર માં શું આપડે લેશું એ તો મને યાદ જ ન આવ્યું

ઓકે કયો શું લેશો? ટમેટો સૂપ યા મંચાવ સૂપ યા મિક્સ કોર્ન, ટોમેટો સૂપ લેશો કે મંચાવ સૂપ લેશો અથવા સ્વીટ કોર્ન વેજીટેબલ ઓકે ઓકે સ્વીટ કોર્ન પ્લેન સૂપ ઓકે ડન તો એક સ્વીટ કોર્ન પ્લેન સૂપ સેકન્ડ મંચાવ સૂપ પનીર કાજુ મસાલા પછી મિક્સ વેજીસ પ્લેન ચપટી ને ડેઝર્ટ માં શું લેશો ડેઝર્ટમાં ડેઝર્ટમાં બધા બહુ ઓપ્શન છે બધા બહુ ટાઈમ ના આઈસ્ક્રીમ છે ડ્રીંક છે સોફ્ટ ડ્રિંક છે બધા બહુ છે કોલ્ડ કોફી છે મસાલા બટર મિલ્ક એક્સ્ટ્રા એક્સ્ટ્રા બધા બહુ ઓપ્શન છે ઓક તેમ લસ્સી ઓકે લસ્સી વિથ આઇસક્રીમ સ્વીટ લસ્સી વિથ આઇસક્રીમ ઓકે ડન અ મસાલા પાપડ ઓર્ડર કરીશું જોડે જોડે એટલે મસાલા પાપડ અંદર એડ થઈ જાય એટલે વાંધો નહીં આવે અને સલાડ તો એ લોકો આપવાના જ છે હા એટલા માટે વાંધો તો નહીં આવે તમે પાપડ કયો યુઝ કરશો રોસ્ટેડ પાપડ યા ફ્રાય પાપડ ઓકે રોસ્ટેડ પાપડ બરોબર ઓ હવે આપડે મેનૂ સિલેકટ અત્યારે ના રાયતા ની ખાસ જરૂર નહિ પડે પણ મસાલા છાશ ની જરૂર પડશે કેમકે એકદમ પોતાના ઘર જેવું ટેસ્ટી અને કમ્પલીટ વેજીસ આપણે ઓર્ડર કર્યું છે ને છાશ વગર તો અધૂર જાય એટલે છાશ તો જોશે જ મસાલા છાશ તો વિધા મસાલા છાશ વગર કઈ મજા નહિ આવે હા અધૂરી જિંદગી જેવુ લાગે બરોબર

બરોબર અ હાલ તો લાંચ નું કરીએ છે ડિનર મા કશુંજ થયું નથી ડિસકસ તમારી સાથે હા લિમિટ ટાઇમ લિમિટેસનસ હોય છે, એગ્રી છું તમારી વાત સાથે બટ અત્યારે આપડે પ્રેઝન્ટ રેસ્ટોરન્ટ નું ફૂડ ટ્રાય કરીએ એટલે આપણ ને આઇડિયા આવે કે ટેનું કેમનું છે કેવી રીતે છે જો આપણ ને પ્રેઝન્ટ રેસ્ટોરન્ટ નું ફૂડ બેટર લાગે તો આપડે ત્યાંથી ઓર્ડર કરી દઈએ ઓકે અને હમ્મ હમ્મ અને આપડે જો આ ઓનલાઇન ફૂડ ઓર્ડર કરીએ છે તો એમ અ ડિલિવ ડિલિવરી એજ અ સર્વિસ ચાર્જ જે છે આપડે પે કરવા નો હોય છે.